કમેન્ટ્સ ઇન પર્લ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું પર્લ મા કમેન્ટસ હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1204 અને પર્લ 5142 એટલેકે પર્લ રિવિઝન 5 વર્ઝન 14 અને સબવર્ઝન 2 હું ગેડિટ ટેક્સ્ટ એડિટર
પણ વાપરીશ
તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો
પર્લમા તમને ક્મ્પાઇલિન્ગ એકઝીક્યુટીનગ અને વેરીએબલ વિષે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ
જો નહિં તો કૃપા કરીને સ્પોકન ટ્યુટોરીયલના વેબસાઇટ પર સંબંધિત સ્પોકન ટ્યુટોરિયલ્સ મારફતે જાઓ
પર્લ મા કોડ નો અમુક ભાગ બે માર્ગોથી કમેન્ટ કરવામા આવે છે
સિંગલ લાઇન મલ્ટી લાઇન આ પ્રકારના કમેન્ટ ત્યારે કરવામા આવે છે જયારે વપરાશકરતાને સિંગલલાઈન કોડને કમેન્ટ કરવું હોય અથવા કોડના અમુક ભાગના ફન્કશન ને સમજાવવા માટે એક લાઈન ટેક્સ્ટ ઉમેરવું
આ પ્રકારના કમેન્ટ હેશ
ચિન્હથી શરુ થાય છે
અહી એક ડેમો છેચાલો ટેક્સ્ટ એડિટરમા ફાઈલ ખોલીએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ કમેન્ટ્સ ડોટ પીએલ સ્પેસ પહેલા પણ તમને બતાવ્યું હતું કે એમ્પરસેન્ડ એ કમાન્ડ પ્રોમ્પ્ટ ને ટર્મિનલ પર મુક્ત કરવા માટે વપરાય છે
અને એન્ટર દબાઓ
હવે નીચેના કમાંડ ટાઈપ કરો
હાશ ડિક્લેરિંગ કાઉન્ટ વેરિએબલ Enter દબાઓ
ડોલર કાઉન્ટ સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ 1 સેમિકોલોન Enter દબાઓ
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ્સ કાઉન્ટ ઇસ ડોલર કાઉન્ટ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ્સ સેમિકોલોન સ્પેસ હાશ પ્રિન્ટ્સ કાઉન્ટ ઇસ 1 હવે સીટીએલઆર એસ દાબીને ફાઈલ સેવ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો પર્લ હાયફેન સી કમેન્ટ્સ ડોટ પીએલ અને Enter
આ આપણને કહે છે અહી કોઈ પણ સીનટેક્સ એરર નથી
હવે ટાઈપ કરો પર્લ કમેન્ટ્સ ડોટ પીએલ અને Enter
આ આપેલ આઉટપુટ બતાવશે કાઉન્ટ ઇસ 1 ચાલો ગેડિટ
પર પાછા જઈએ
ગેડિટ મા પ્રથમ લાઈન પર જાઓ અને અને એન્ટર દબાઓ
પ્રથમ લાઈન પર જાઓ અને આપેલ કમાંડ ટાઈપ કરો
હાશ એક્સક્લેમેશન માર્ક સ્લેશ યુએસઆર સ્લેશ બિન સ્લેશ પર્લ પર્લ મા આ લાઈન ને શેબાંગ શબંગ લાઈન કહેવાય છેઅને આ પર્લ પ્રોગ્રામમા પ્રથમ લાઈન છે
તે આપણને પર્લ ઇન્ટરપ્રિટર
ક્યાં શોધવું તે કહે છે
નોંધઃ જો આ લાઈન ની શરૂઆત હેશ ચિન્હ સાથે શરુ થયી હોય તો પણ પર્લ સિંગલ લાઈન કમેન્ટ તરીકે માનશે નહી
ચાલો મલ્ટીલાઈન કમેન્ટસ જોઈએ
મલ્ટી લાઇન આ પ્રકારના કમેન્ટ વાપરે છે
જયારે વપરાશકર્તા ને અમુક કોડ પર કમેન્ટ કરવું હોય અથવા વિવરણ વપરાશ ઉમેરવું હોય
આ પ્રકારના કમેન્ટ ની શરૂઆત ઇક્વલ ટીઓ હેડ અને તેનો અંત ઇક્વલ ટીઓ કટ સાથે થાય છે
ચાલો ગેડિટ પર પાછા જઈએ અને કમેન્ટ્સ ડોટ પીએલ ફાઈલમા આપેલ ટાઈપ કરો
ફાઈલ ના અંત મા ટાઈપ કરો ઇક્વલ ટીઓ હેડ Enter દબાઓ
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ કાઉન્ટ વેરિએબલ ઇસ યુઝ્ડ ફોર કાઉન્ટિંગ પર્પઝ ક્લોઝ ડબલ ક્વોટ એન્ટર દબાઓ
ઇક્વલ ટીઓ કટ ફાઈલ સેવ કરો બંદ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
ટર્મિનલ પર ટાઈપ કરોperl હાયફેન સી કમેન્ટ્સ ડોટ પીએલ અને Enter
સિન્ટેક્ષ એરર નથી
ચાલો એક્ઝીક્યુટ કરીએ પર્લ કમેન્ટ્સ ડોટ પીએલ આ પહેલા ની જેમ જ આઉટપુટ બતાવશે કાઉન્ટ ઇસ 1 કાઉન્ટ વેરિએબલ ઇસ યુઝ્ડ ફોર કાઉન્ટિંગ પર્પઝ આ વાક્ય પીન્ટ નહી થશે
કારણકે આપણે આ ભાગ ઇક્વલ ટીઓ હેડ અને ઇક્વલ ટીઓ કટ વાપરીને કમેન્ટ કર્યો હતો
તમે head cut અથવા begin end
વાપરી શકો છો
આ પર્લ દ્વારા વપરાતા વિશિષ્ટ કીવર્ડ નથી
નોંધ લો કે ટીઓ ચિન્હ અગ્રણી અથવા પાછળ તેમજ હેડ કટ બેગિન અથવા એન્ડ શબ્દની પછી સ્પેસ આપી નથી
એક વાર ફરી ટર્મિનલ ખોલો
અને ટાઈપ કરો ગેડિટ કોમેન્ટસેક્સેમ્પલ ડોટ પીએલ સ્પેસ અને Enter દબાઓ
સ્ક્રીન પર દર્શાવેલ કમાંડ ટાઈપ કરો
અહી હું બે વેરીએબલ ડીકલેર કી રહી છુંfirstNum અને સેકન્ડનમ હું તેને અમુક વેલ્યુ પણ આપીશ
પછી મેં અહી અમુક ભાગ ને કમેન્ટ કર્યો
હવે હું આ બે નંબરોને જોડીશ અને અનેaddition નામક વેરીએબલને વેલ્યુ સોપીશ
હવે આગળ પ્રિન્ટ કમાંડ વાપરીને હું વેલ્યુ પ્રિન્ટ કરીશ
ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
ટર્મિનલ પર ટાઈપ કરો પર્લ હાયફેન સી કોમેન્ટસેક્સેમ્પલ ડોટ પીએલ Enter
અહી સિન્ટેક્ષ એરર નથી
તો ટાઈપીંગ દ્વારા સ્ક્રીપ્ટ ને એક્ઝીક્યુટ કરો
પર્લ કોમેન્ટસેક્સેમ્પલ ડોટ પીએલ એન્ટર દબાઓ
તે આપેલ આઉટપુટ બતાવશે એડિશન ઇસ 30 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
અહીં આપણે શીખ્યા પર્લ મા કમાંડસ ને ઉમેરતા સંખ્યા વર્ગ શોધવા માટે પર્લ સ્ક્રિપ્ટ લખો
સિંગલ લાઇન કોમેન્ટ અને મુતલી લાઇન કોમેન્ટ
વાપરીને લખેલા કોડની કામગીરી સમજાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો